થાય છે તો આનો answer આવી જશે એક okay તો બાર અને એક ની વચ્ચે બંને કાંટા કેટલી વખત ભેગા થાય એક જ વખત ભેગા થશે ચલો પાંચમા નંબરનો જોઈએ પાંચ અને છ ની વચ્ચે કેટલા વાગે બંને કાંટા એકબીજાને cross કરશે ચલો એના પહેલા આ રીત જોઈએ ચારથી દસ ની વચ્ચે બંને કાંટા કેટલી વખત ભેગા થાય ચારથી દસની વચ્ચે તો જુઓ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ okay તો ચાર થી દસ ની વચ્ચે બંને કાંટા કેટલી વખત ભેગા થાય એવું તમને પૂછ્યું છે તો તમને ખબર છે ચાર અને પાંચ ની વચ્ચે એક વખત ભેગો થાય છે પાંચ અને છ ની વચ્ચે એક વખત ભેગો થાય છ અને સાતની વચ્ચે એક વખત સાત અને આઠની વચ્ચે એક વખત આઠ અને નવની વચ્ચે પણ એક વખત નવ અને દસ ની વચ્ચે પણ એક વખત okay તો કુલ કેટલી વખત ભેગા થયા તો છ વખત ભેગા થયા તો છ વખત તમારો answer આવી જશે તો સૌથી પહેલા તો આ type ના દાખલા પુછાય okay તો જુઓ મેં તમને બે દાખલા કીધા તો જ જો તમને આ યાદ હશે okay તો તમને easily આવા દાખલા તમે solve કરી શકશો ચાલો હવે એના સિવાય બીજા પ્રકારના કઈ રીતના પુછાય એ તમને હું સમજાવું ચલો example તરીકે વાત કરીએ કે એક એવો તમને question પૂછાય કે એક એક થી બેની વચ્ચે okay એક થી બે ની વચ્ચે કયા સમયે કયા સમયે બંને કાંટા એકબીજાના ભેગા થાય મતલબ કે એકબીજાના ઉપર આવશે કાં તો ભેગા થશે okay એક થી બે ની વચ્ચે તો આપણને એ તો ખબર છે કે એક થી બે ની વચ્ચે એક વખત ભેગા થાય છે જો અહીંયા લખેલું છે એક વખત ભેગો થાય છે પણ exact કયા સમયે ભેગા થાય છે તમને આવડે છે તમે કહી શકો direct ના કહી શકો તો એ exact સમય છે એ તમારે શોધવો પડશે તો તમને એ ખબર હોય કે ભય નાનો કાંટો અહીંયા ક્યાંક હશે અને મોટો કાંટો પણ અહીંયા ક્યાંક હશે okay એક અને બેની વચ્ચે આવી કઈ સ્થિતિ બનશે જો હું તમને કલર થી સમજાવી દઉં જ્યારે પણ ભેગા થશે ત્યારે એક નાનો કાંટો આમ હશે અને મોટો કાંટો એના ઉપર આ રીતના આવી જશે પણ exact સમય કેટલો થયો હશે એ તમે direct જોવાથી તમને ખબર પડે નહીં તો એની તમારે ગણતરી કરવી પડે તો ચલો એ ગણતરી કરવા માટે હું એક સૂત્ર છે સૂત્ર શું છે સમજો કે બંને કાંટા ભેગા થાય એનું સૂત્ર ગેપ ગુણ્યા બાર ભાગ્ય આગયાર આ સૂત્રથી યાદ રાખવાનું ગેપ ગુણ્યા બાર ભાગ્ય આગયાર ધરતી અને સાયલા ગેપ શું છે અને સાહેબ આ ગેપ શું છે તો જો તમે જે સમય આપેલો હોય એ બે સમય આપેલા હોય એમાંથી જે નાનો કલાક હોય એ ગુણ્યા પાચ ફરીથી repeat કરું છું example તરીકે આ સ્થિતિમાં એક થી બે ની વચ્ચે તમને શોધવાનું કીધું છે તેમાંથી નાનો કલાક કયો છે એક છે okay તો એક ગુણ્યા તમારે પાંચ કરી દેવાનો તો આ શું થયું તમારી કેપ બનશે ઓકે તો હું તમને example કરાવીશ એટલે તમને થોડો idea આવી જશે જો સૌથી પહેલાં તમને question શું પૂછે છે આ type નો question બની શકે નવ અને દસ ની વચ્ચે કેટલા વાગે બંને કાંટા એકબીજાને cross કરશે એટલે કે ભેગા થશે તો જુઓ નવ અને દસ ની વચ્ચે તમને પૂછ્યું છે તો નવ અને દસ ની વચ્ચે પહેલા તો સમય ઓકે સમય શોધવાનું છે તો એનું સૂત્ર શું હતું ગેપ ગુણ્યા બાર ભાગ્ય આગયાર હવે સૌથી પહેલાં કેપ નો મતલબ શું? તો અહીંયા તમને જે સમય આપેલો હોય એમાં સૌથી નાનો જે સમય હોય ગુણ્યા સાત તો અહીંયા શું છે નવ અને દસ ની વચ્ચે નાનો શું છે તો નવ છે તો નવ ગુણ્યા તમારે પાંચ કરી દેવાના તો નવ નવ પંચા શું થઈ જશે પિસ્તાડિસ તો પિસ્તાડિસ આપણે ગેપ બની શકે okay તો પિસ્તાડિસ તમારી ગેપબની જશે ગુણ્યા શું કરવાનું છે બાર ભાગ્ય આગયાર કરવાનું છે તો પિસ્તાદીસ ગુણ્યા તમારે બાર કરો okay પિસ્તાદીસ ગુણ્યા બાર કરો તો answer આવશે પાનસોચાલીસ પાનસોચાલીસ ભાગ્ય આગયાર હવે જ્યારે પણ આ type ના દાખલા હોય તો એમાં તમારે શું કરવું પડશે અપૂર્ણાંકમાં ફેરવવું પડશે શું તો કઈ રીતના કરવાનું

તો અહીંયા આવી ગયો one અહીં આવી ગયો ઝીરો અને ઉપરથી ઉતાર્યું જીરો હવે કેટલાય ભાગ ચાલશે તો આગયાર નવા નવાનું એ ભાગ ચાલશે તો answer શું આવશે ઝીરો એક તો આની જોડે તમારે અપૂર્ણાંક ની અંદર લખો તો આ રીતના લખી શકો okay ઓગણપચાસ એક આગયાર માઉસ ઓગણપચાસ એક આગયાર માઉસ થાય તો અહીંયા જુઓ ઓગણપચાસ છે એને તમારે અહીંયા લઈ જવાના

પચસો ચાલીસ ભાગ્ય આગયાર કઈ રીતના આને solve કરવું હોય તો કઈ રીતના કરી શકાય તો આવું લખ્યું હોય બે તૃતીયાંશ એક દસ આવું લખ્યું હોય તો આને solve કરવો હોય તો કરી ન કરાય તો દસ ગુણ્યા બે

જે જવાબ આવે એનો ઉપરનો હોય એને સરવાળો કરવાનો તો દસ વીસ pulse એકવીસ ભાગ્યા દસ તો આને આ રીતના પણ લખી શકાય એ જ રીતના મેં આને આ રીતના પણ લખ્યું છે okay

તો સાહેબ આ આવ્યુ શું? પહેલા મને એકો કે આ ઓગણપચાસ એક આગયાર માઉસ આવ્યું શું આ જવાબ શું આવ્યો તો આ યાદ રાખજો આ મિનિટ આવી મિનિટ સાહેબ હજુ ખબર ના પડી આ મિનિટ કઈ રીતના? તો જુઓ તમને પૂછ્યું તો શું નાઉ અને દસ ની વચ્ચે કેટલા વાગે બંને કાંટા એકબીજાને cross કરશે એવું પૂછ્યું હતું તો તમારો answer શું આવે ખબર છે નવ કલાક અને ઓગણપચાસ એક આગયારમાં માઉસ મિનિટે બંને કાંટા એકબીજાને cross કરશે

તો સાહેબ હજુ તમે ઘડિયાળની અંદર સમજાવો તો અમને ખબર પડે તો જુઓ હું તમને ઘડિયાળની અંદર સમજાવું તો જુઓ હવે સૌથી પહેલાં નવ અને દસ ની વચ્ચે બે કાંટા ભેગા થાય છે okay તો એ બે બધાને ખબર છે તો હું તમને પહેલા એ સમજાવી દઉં તો ક્યારે okay આ જ્યારે અંદરના કાંટા છે એને તમે ભૂલી જાવ black કલર હું જે દોરું છું એ તમે જુઓ તો અહીંયા ક્યાંક okay અહીંયા ક્યાંક નાનો કાંટો હશે આ રીતના નાનો કાંટો હશે અને મોટો કાંટો ફરતો ફરતો ફરતો ફરતો ક્યાંક અહીંયા આવ્યો હશે પણ okay અને આ રીતના નવ અને દસની વચ્ચે બે કાંટા ભેગા થયા okay સમજી લો નવ વાગ્યા હતા નવ વાગ્યા પછી ધીમે ધીમે દસ વાગતા હતા અને એ તમે મોટો કાંટો કાંટો ફરતો ફરતો ફરતો નવો અને દસ ની વચ્ચે આવ્યો અને બંને કાંટા ભેગા થયા તો આ બે ભેગા થયા exact સમય કયો હશે તો exact સમય કયો હશે તો પહેલા એ તો તમને ખબર હોય કે નવ કલાક અને ઉપર something મિનિટ હશે આ બે કાંટા ભેગા થયા exact સમય કયો હશે તો નવ કલાક અને ઉપર something મીનીટ હશે

ઓગણપચાસ એટલે અહીંયા ક્યાંક હશે અહીં ઓગણપચાસ આ પચાસ છે તો આ ક્યાંક ઓગણપચાસ થશે તો ઓગણપચાસઅને પચાસ ની વચ્ચે ક્યાંક આ બંને કાંટા ભેગા થતા હશે okay તો આપણે શોધ્યું શું તો આપણે exact મિનિટ સુધી આપણને એ તો ખબર હતી કે નવ અને દસ ની વચ્ચે બે કાંટા ભેગા થાય છે અને નવ કલાક અને something ક્યાંક મિનિટે ભેગા થતા હશે તો એ something મિનિટ છે ને એ જ આપણે શોધ્યું exact નવ વાગે અને ઓગણપચાસ કલાકે એક આગયારમાં મિનિટે બંને કાંટા નવ અને દસ ની વચ્ચે ભેગા થશે બોલો ખબર પડી okay તો આ જ વસ્તુ તમારે શોધવાની છે okay તો આમ વિચારવા જઈએ ને તો બહુ સારી વસ્તુ આપણે શોધી છે કારણ કે આમ બહુ logically વસ્તુ આપણે શોધી છે પણ આવા દાખલા exam ની અંદર પુછાશે okay અને આવા દાખલા માટે એક સૂત્ર યાદ રાખવાનું છે ગેપ ગુણ્યા બાર ભાગ્ય આગયાર અને અનેક ગેપ જોઈશું જે તમને સમય આપેલો હોય એમાં જે તમારે નાનો સમય છે એ પકડવાનો ગુણ્યા પાંચ કરવાના ઓકે ચલો આપણે હજુ example ગણીએ બે અને ત્રણ ની વચ્ચે

તો બે અને ત્રણ ની વચ્ચે છે તો નાનું પકડો

અત્યારે શું કરો છો?

college શેમાં?

જે જી અ કયું Structure

commerce બીકોમ કયું યર છે?

third year અને બીજું AT KT કેટલી?

ત્રણ ત્રણેય year માં સારું એટલે english medium કે ગુજરતી medium

english medium છે.

અમારે ભી એવું જ છે exam છે હમણાં english medium માં first sem ની વર્ષ કર્યું પણ સરમાં એટલે અત્યારે અત્યારે part time કે full time full time છે એટલે અહીંથી હા college college અત્યારે job કરી કે શરુ

એટલે અત્યારે ક્યાં sem માં છે ત્રીજા sem માં એટલે college કયી સરકારી છે કે પછી private

એટલે અમારે તો બધું પેલા લખે પેલે થી AT KT હોય ને બે હજાર અગિયારમાં હતો ત્યારથી rule હતો AT KT આવેલી હોયને એટલે આગળ વાત કરીએ તો અમને આગળ ચઢાવે હજી તો કયા લાઈફ ટાઇમ સુધી સર્વર થાય ને આગળ મેં તો ક્યારનું ચાલુ રાખ્યું હતું તમે મોડું start કર્યું હમ હવે exam હશે ને હવે exam હશે કે ગયી

બીજું શું આગળ ધંધો કરવાનો છે

ચોક નાખશું પાર્લર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

ના ના પોતાનું Travels નું

બધી જગ્યાએ એટલે અમદાવાદ Propar ના છો Propar અમદાવાદના. અમદાવાદમાં કયી બાજુ

અત્યારમાં વસ્ત્રાલ શિફ્ટ થયી ગયા વસ્ત્રાલ વસ્ત્રાલ કયું વસ્ત્રાલ

school તો અહીંથી કરી

સ્વસ્તિક school અમદાવાદ જ હા હા બીજું તમારા પિતા શેમાં?

સરકારીમાં સારું છે હા કેટલો થાય છે? દસ કલાક આઠ કલાક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

એટલે ત્રણ દિવસ Traveling પછી બે દિવસની રજા પછી બીજા ત્રણ દિવસ બરોબર ત્રણ દીવસનું બરોબર સારું જ કેવાય ને આમ તો સારું કેવાય પણ અખો દિવસ ચલાવાનું ને

તો પછી આખો દિવસ જ ને મહીસાગર થી રાજકોટ જામનગર તો કેટલા ત્રણ દિવસ થયા સોમવારે સાંજે જાય એટલે બુધવારે સવારે છૂટે નવ બાર વાગે એટલે એમાં ચાર કલાક આઠ કલાકનો બ્રેક હોય ખાલી night driving થાય ને એટલે થોડુક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 એમ જ સરકારીમાં તમારે સરકારીમાં પગાર વધાર હસેને

કયું બાર commerce કઈક કર્યું તું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

અને ગેમ બેમ રમો છો કે નહિ

બસ એ અને એક પબજી ભલે હા હા તમે game રમવી ગમે આપડે અત્યારે તો કોઈ ની રમતો પેલા રમતો હતો પબજી

Game રમવાની મજા આવે હા મજા તો આવે ત્યારે બોલો બીજું કેવું ચાલે

અત્યારે હજુ શરુ હવે exam આવે છે first sem ની exam આવે first sem ની First sem ની. રેવાનું તો અહિયાં પીજીમાં રહું છું

હા એકલા friend સાથે

rent અત્યારે તો અહિયાં અઢારશો ચુકવવું પડશે

ના ખાવા સાથે નહિ ખાવા બાર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 college આપડે અહિયાં ગુજરાત college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

મહીસાગર પંચમહાલ side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 આપડે મેહસાણા side

કોલેશ્વરી જોયું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

એ બાજુ મસ્ત જગ્યા છે કોલેશ્વરી ફરવા જવું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 એટલે મેહસાણા જોયું હા તો એ બાજુ નજીક જ હે મજા આવે તમે મૂળ ક્યાં અમદાવાદના proper અમદાવાદ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

તમારી caste કઈ?

પંચાલ એટલે પેલે થી પપ્પા અને દાદા અહિયાં જ છે હા અને પપ્પા પપ્પાએ શું કર્યું? કેટલું ભણ્યા? એ તો બાર pass બાર pass અને college હવે જવાનું કે એમ ને એમ જ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 એમ ને એમ જ ખાલી exam હોય તો જ બીજું કોઈ picture બીક્ચર નવું જોયું એમાં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

કા કયું આરઆરઆર જોયુ તું અને પછી અત્યારે પેલું આવ્યું છેને એ નથી જોયું

અવતાર ટુ તો આવ્યું નથી અત્યારે આવ્યું છે પણ અહિયાં તો બઉ ભાવ વધારે છે

અહિયાં આ theatre માં

કયું? આ એક થીયેટર કયું થીયેટર છે મને યાદ નથી અહિયાં પેલું છેને નટરાજ કે કયું છે? હા એમાં

એવું વસ્ત્રાપુરમાં છે

આલ્ફા વન એ અહીંથી કેટલું દુર પડે? અહીંથી દસ કિલોમીટર દસ કિલોમીટર અહિયાં આગળ ફરવા જેવું બીજું શું છે? ઘણું બધું છે વૈષ્ણોદેવી મંદિર છે ગોતામાં પછી અલ્ફા વન મોલ છે વસ્ત્રાપુર પછી તો આપડે કાંકરિયા ફરવા જેવું છે કાંકરિયા પેલે આપડે સાયન્સ સીટીમાં કેટલી ટીકીટ છે? સાયન્સ સિટીમાં હશે પાંત્રીશ એટલે Entry ફી છે એટલી જ હશે એટલે હશે હો ખબર નહિ ખ્યાલ નથી હું ગયો નહિ એટલી હશે અહિયાં પેલું આવ્યું છે ને પ્રમુખ સ્વામી મહારાજ મહોત્સવ કે કઈક છે એવું

શું? ગોતાવાળું જોવા જેવું છે અઘોરા મોલ છે